જેમ કે હવે આપડે ભાષા ની જ વાત કરીએ કે ગઝલ શાયરી ની વાત કરીએ કે હું એવું કઉં કે મારે ઘણું બધું કેવું છે પણ એને એક જ લીટી માં કેવું છે તો હું કેવી રીતે કઈસ. છે ગઝલ શાયરી માં એ વસ્તુ હા, એ ગઝલ હા તો એ ગઝલ એ એનો આપડે આશરો લઇ શકીએ કે poetry નો આપડે આશરો લઇ શકીએ. અથવા તો આપડે આપડી સંસ્કૃતિ માં ઘણી બધી એવી લખાણ ની પદ્ધતિ ઓ છે ઘણાં બધા પ્રકારો છે જેમ કે આપડે કહેવત કહીએ છીએ કહેવતો પણ એક લીટી માં થઇ જાય છે. તો એનો પણ આશરો લઇ શકીએ.

માં તે માં બીજા બધા વનવગડા નાં વા. Okay તો એમાં એક માં નું એક બિરુદ આપી દીધું છે કે એ સૌથી ઉંચી બાકી એના થી ઉપર કોઈ નથી એમ અને બીજા બધા વનવગડા નાં વા એ હવા ની વાત કરે છે એમ Okay Okay વા, વા શબ્દ ગુજરાતી નો આહ કોઈ book માં નાઈ હોય પણ આં મુખ માં બોલાય છે.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

અને જેવી રીતે જ શબ્દ શબ્દ થી જે શું છે એક લયકારી વળી line ઉભી થાય અથવા તો જે વાક્ય ઉભું થા કવિતા ના સ્વરૂપ માં ઢાળી જાય અને ત્યાર બાદ એક પછી એક પછી એક પછી એક મોટું થતું રહે એવી રીતે એક કવિતા બનતી જાય ગઝલમાં અને કવિતા માં પણ ઘણો બધો ફરક છે.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 એટલે ગઝલ ને કવિતા માં ધનો બધો ફરક છે કેમ કે જો ગઝલ જોવા જઈએ તો એનું એક બંધારણ હોય છે. જેમ કે આપડે કઈ શકીએ લાગત્મ્ત્ક સ્વરૂપ છે અથવા તો ઉર્દુ માંથી આવેલું છે તો કે બેહ્રે ઉરુઝ નામ નાં એક ઈલ્મે ઉરુઝ નામ નાં ગ્રંથ માંથી બંધારણ લીધેલું છે. અને આપડા ગુજરાત ના છે જે વલીડખાન કરીને એક પ્રખ્યાત છે જી એને ગુજરાતી માં ગઝલ ની સરુઆત કરી એ છે તો એને પણ ઈલ્મે ઉરુઝ માંથી જ લીધું અને ત્યાર બાદ એને,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 Rhyming હા હા અને પ્રાસ કહીએ કે બેસુર જેમ કે આંન બાન શાન એ રીત નું હોઈ શકે જવું છે આવવું છે જાવું છે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 પણ જયારે કવિતાની વાત કરીએ તો કવિતા માં એવું નથી વૈષ્ણવ જન તો તેને રે કહીએ તો એ એમાં તમને, પિડપરાઈ જાને રે તે બરાબર. તમે જોવા જાસો તો એ બે લીટી માં તમને rhyming તમને જોવા નથી મળતો. હા તો એને કેવી રીતના આપડે ગઝલ કે કવિતા ગણી શકીએ જેની rhyming જોવા નથી મળતો. તેને શું અછંદ જ કેવાય કે અછાંદસ ની બીજી પરિભાષા છે? અછન્દસ ની આપણા સંસ્કૃતિ માં એકે પ્રકાર હતો જ નઈ,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 થવા માંડ્યું કે નાં આ લખે છે કવિતા તો મારા મન માં પણ થોડુક આવી રહ્યું છે એમ તો હુયે કઈક બોલું તો બોલતા બોલતા બોલતા બોલતા તો આમ એટલે ભજન લખતા હતા. ત્યારે એમ થઇ કે અધ્યાત્મિક વસ્તુ જ્યાર કોઈ પણ વસ્તુ જયારે કવિતા ને આપડે સાંભળીએ ને એટલે આપડાવિચારો શુદ્ધ થઇ જાય તો ત્યારે અધ્યાત્મિક વસ્તુ નીકળતી ગઈ એટલે ભજન નું માળખું એક આવ્યું. ભજન નું માળખું આવ્યું ત્યાર બાદ પછી લોકો ને એમ થયું કે કે હું પ્રેમ માં પણ લખું અને પ્રેમ માં લખું એટલે ભજન માં પણ પ્રેમ માં પણ પ્રેમ માં લખતા હતા પણ હવે પછી લોકો ની નજર બદલાની એટલે તો એ જ વસ્તુ ભજન છે કે કવિતા છે કે, આહ શું કે ગઝલ છે એ કે જે હોય એની નજર જોવા લાયક હોય છે કે માનસના, હવે એની આપડે કેની કેવી રીત નાં કઈ નસો થી માફ કરજો હું તમને થોડુક અટકવું છું. એને પાડે કેવી રીત નાં લઈએ છીએ એ પણ હોઈ સકે ને હવે કવિતા તમે એમ કીધું કે કવિતા છે કે ગઝલ છે શાયરી છે ઠીક છે તો એ વસ્તુ તમે પ્રેમ ઉપર લાખો છો કે કોઈ પણ દેશ. દેશ ઉપર લાખો છો તો પ્રેમ નાં પણ પ્રકાર હોય સકે ને કે ભાઈ દેશ માટે નો ય પ્રેમ હોઈ સકે માં માટે નોય પ્રેમ હોઈ સકે ભગવાન માટે નો પણ પ્રેમ હોઇ સકે. તો એને માનસ કેવી રીતે લે છે એ વધારે જરૂરી છે કે તમે લખો છો એના પછી માનસ કઈ રીત નાં લે છે એ વધારે જરૂરી છે એની ઉપર પણ તમે કઈક કેશો, તો એમાં એવું છે કે જો કવિતા ને કોઈ પણ poetry નાં કોઈ પણ પ્રકાર ની આપડે વાત કરીએ તો એ બનેલું છે કે એ writer કે poet કે આપડે શાયર કે કવિ કહીએ.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

દોસ્ત છે એ તમારા મતલબમાં કદાચ તમારો ભાઈબંધ હોય કે મિત્ર હોય મારા લખવાના મતલબમાં પ્રેમિકા હોય અને કદાચ હું ભગવાનને પણ મારો દોસ્ત માની ને વાતચીત કરતો હોય. અચ્છા તો દોસ્ત એટલે અહિયાં પણ એવું કહી સકાય કે દોસ્ત તો દોસ્ત ની વ્યાખ્યા તો એક જ હોય કે મિત્ર પણ પછી મિત્ર ને તમે કઈ રીત નાં લ્યો છો. એ પણ અહિયાં એક મહત્વ નો ભાગ્ગ ભજવે છે કવિતા કે ગઝલ તમે જેમ કીધું એ કે હું મિત્ર કહું છું તો હું કદાચ મારા મિત્ર ને પણ મિત્ર જ કેતો હોવ ઠીક છે એને લક્ષી ને લખું. અને તમે કીધું કે હું ભગવાન ને પણ મિત્ર માનું છું તો એને લક્ષી ને હું લખતો હોવ પણ અવ શબ્દ અવ અલગ અલગ શબ્દ ને પણ તમે ગમે ત્યાં joint કરી શકો ખરા એટલે મારો કેવા નો મતલબ એવો છે કે, કે મિત્ર ને તમ્મે ભગવાન સાથે સરખાયો તમે મિત્ર ને મિત્ર સાથે સરખાયો તમે મિત્ર ને પ્રેમિકા સાથે સરખાયો તો એવી રીત ના કોઈ એવા કોઈ એવો શબ્દ છે જેને તમે કોઈ પણ સાથે સરખાવી શકો. કે શું આ અલગ અલગ ભાષા અ રોજીંદા જીવન માં બોલીએ તો આપડે સરખાવી શકીએ કે ખાલી ગઝલ કે કવિતા માં જ આ વસ્તુ નો ઉપયોગ થાય છે કે તમે ગમે તેની સાથે સરખાવી શકો. એમાં એવું છે કે રોજીંદા જીવન માં પણ આજકાલ હવે જમાનો જે બદલ્યો છે પેલા એવું હતું કે મમ્મી ને માં જ કહેતા હતા. માં કહેતા બા કહેતા માડી કે માજી હા એવી રીતે તમે જોવો ત્યાંથી જ આપડી પાસે બે ત્રણ option આવેલા છે એટલે એ જ સંસ્કૃતિ એ જ ચાલી આવે છે એટલે જે રીતે ચાલે છે એટલે એવું નથી કે સાહેબ બદલી ગયું છે એમ એટલે તમે એક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 એટલે કહી શકો છો પણ બઉ રોજીંદા જીવન માં રોજબર ની જીંદગી માં આ વસ્તુ આવી નથી એટલી બધી. પણ અમુક શબ્દો એવા આવી ગયા છે કે જે બધા તરીકે ઉપયોગ કરી સકે છે જેમ કે બકા જયા અમુક આપણા જે ગુજરાતી નાં જે શબ્દો છે. ને જે નવા નવા હમણાં હવે નીકળ્યા છે પેલું કેવાય કે બદલાવ અને પરિવર્તન જીવન નો નિયમ છે એટલે એવી રીત નાં જ ભાષા પણ બદલાય છે અને ભાષા ની અંદર બધી વસ્તુ ઓ પણ બદલ્ય છે. હવે ભાષાની અંદર ગઝલ કવિતા આવી ગઈ ગઝલ કવિતા ની અંદર આહ ભાષા આવી ગઈ બંને એક બીજા ને સ્વરૂપ છે હે? છંદ અવળું આવી ગયું અછંદ.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 તો એવી રીત નાં ગઝલ અને શાયરી માં પણ પરિવર્તન આવશે એવું અઆપડે કહી શકીએ.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 તો લોકો એને પછી અપનાવે છે કે નથી અપનાવતા મારો બીજો એવો પ્રશ્ન છે. કે હવે જાણે કે અત્યાર ના હવે એવી શાયરી ઓ ને એવી ગઝલ ઓ આવે છે ઠીક છે કે હું તને એટલે મને proper યાદ નથી હું મારી રીત નાં અત્યારે બોલું છું કે એવી રીત નાં કોઈ બોલે કે ભાઈ તું મારી,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 શાયરી ને ગઝલ એ એવા શબ્દોને, હા એટલે જો હું તમને એ જ કહું છું કકે એમાં ગઝલ માં ને શાયરી માં પણ એક બે ત્રણ પ્રકારો પડેલા છે એક classic શાયરી છે એક રીવાયાતી શાયરી છે. પછી એની અંદર તમે જોવા જાવ તો શાયરી ની અંદર કતીરા છે પછી નાદ છે કે ગઝલ છે તો આમ અમુક છે તો આ બધા જે પ્રકારો છે ને એ પ્રકારો પોતાની રિવાજ પ્રમાણે, હવે ગઝલ એક એવી છે કે જે વિસ્વ્વિખ્યાત થઇ ગઈ છે અત્યારે તો એની અંદર લોકો નવા નવા agreement કરે છે અને અત્યાર થી નથી આવતું છેક બદ્ર નાં સમય થી ચાલી આવી છે ચાલ્યા જ આવે છે. Okay તો એ નવી નવી વસ્તુ ઓ આહ નાખે છે અંદર ભાષા માં અને પછી એવું નથી કે ભાષા જ એને તમે જે કીધું એ એના જે બી અલગ અલગ પ્રકાર છે એને પણ, આહ મારી માંચોડી ને કે તોડીમોડી ને એના નિયમો આગળ પાછળ કરી ને બનાવે છે લોકો. હા એંમાં એવું છે કે ભાષા માં જયારે તમે કોઈ નવો શબ્દ નાખતા હોય તમે કીધું કે આ mobile અને ફોન ની જે વાત કરી તમે, તો એ mobile અને ફોન એ શબ્દો અત્યાર ના હલચલ માં રોજ બાર ની જીંદગી માં આપડે ચાલે છે ને વાત કરીએ છીએ આપડે બોલીએ છીએ ને તો આપણી આવામ માટે public માટે લખતું. તો શાયરી અને ગઝલ છે તો એના માટે જ છે તો એને સમજાય એના માટે જ છે સૌથી સરળ ભાષામાં લખવું એ તો આપણા જાવેદ અખ્તર સાહેબ એ કહે છે, સરળ ભાષા માં લખશો તો તમારી શાયરી વધારે સારી એમ્ન્મ તો બઉ અઘરી છે. એટલે કેવાય ને કે ભાઈ સરળ થવું અઘરું છે કે સરળ એટલે બધી જ વસ્લતુ માં એમ કે સરળ લખવું સરળ તમારા કોઈ પn ક્ષેત્ર માં કામ કરતા હોય. તો એ સરળતા થી કરવું એ થોડું અઘરું છે તમે એને મારી માંચોડી ને બીજી વસ્તુઓ કરો એને એને present કરો કે એમની સમક્ષ આપો તો એ લોકો ને સહેલું લાગશે એવું છે. હા એ જ ને અત્યાર નાં લોકો અપનાવે છે ફોન mobile જેવા શબ્દો પણ અપનાવે છે ribon જેવા શબ્દો અપનાવે છે speaker જેવા શબ્દો અપનાવે છે પણ એના પાછળ પોતાની ભાષા માં ધારી ને અપનાવે છે. જેમ કે એક બશીદ્બર્દ ની એક શેર માં એને ribon શબ્દ લીધો હતો અને ribon છે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

તો એ ribon આપણે english માંથી આવેલો શબ્દ છે પણ english માંથી આવેલો છે તો હવે મારે મારી ભાષા માં લખવો જ છે તો હું, એવું શું દેખાડીસ કે આ મારી ભાષા માં લખાયેલો શબ્દ છે તો એને શું કર્યું કે પેલુ ribon નું રિબન,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

તો એ રીતે જ બધા એવી રીતે કરે છે જેમ કે આપડે doctor લઈએ તો કોઈ doctor બોલે છે doctor જગ્યા એ આપડે લખવા માં જયારે શાયરી માં આવે છે ત્યારે દાકતર થઇ જાય છે દાકતર થઇ જાય છે.

ચિકિત્સક તો બઉ ઓછા લોકો અત્યાર નાં તો બધાએ, Hospital એ આપતલ શબ્દ એ ગાયબ થઇ ગયો છે હિન્દી માંથી ગુજરાતી માં દવાખાનું તો તમને ક્યાય સાંભળવા જ નથી મળતું. દવાખાનું તો તમે આજે બોલ્યા ત્યારે મેં સાંભળ્યું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 દવાખાનું કોઈ આપડે ફટાકડા ની દુકાન જવુ હોય તો કએ એમ કે દારૂખાનું દારૂખાનું માં જવું છે ચાલો ફટાકડા લઇ આવીએ દારૂખાનું પાછુ બીજા શબ્દ માટે પણ વપરાય છે કે જેમાં દવાઓ કદાચ કઈક બનતી હોય તો એના માટે, એટલે આ બધું અનુરૂપ તો ગઝલ અને શાયરી ને જ છે કે ભાઈ એમાં કેવા કેવા શબ્દો વપરાય છે કે કેવા કેવા શબ્દો અપનાવે છે શાયરી ગઝલ લઇ લઈએ કે ભાષા લઇ લઈએ આપડે. કેમ કે ભાષા એ શાયરી ગઝલ ની અંદર જ આવે છે એટલે હું એમ કઉં છું બોલો. હમ એટલે ટૂંક માં હું એમ કેવા માંગું છું કે મુખ્ય આપડે. ભાષા ઉપર જવું જરૂરી છે આપડે તમે લખવા બેઠા છો શાયરી કરવા બેઠા છો તો તમારે ભાષા ને ધ્યાન માં રાખી ને તમારે લખવું પડે. હમ હવે હું એમ કઉં છું કે સહીન કે,

આતો લખી જા અને પછી જેમ તેમ માણસો લખી પણ નાખે છે એને અને પછી એને perform પણ કરી નાખે છે તો આ લખવું છે એના કોઈ નિયમો છે?

તો એમાં particular શબ્દો માં જે જે અક્ષર આવતા હોય તો એના એક એક અક્ષર નાં વજન હોય જેમ કે માત્ર માત્રનો વજન એક કરીએ કરીએ છે આપડે અને ગુજરાતી માં જોઈએ તો આપડે લ લઈએ અને ક્યારેક કોઈ માત્ર વાળો અલંકાર હોય તો એને આપડે લા કીએ છીએ કે દે કીએ છીએ તો હવે એ રીતે આપડે લખવા નું હોય તો એના એક છંદ હોય જેમ કે તને હું એક સંભાળવું કે ગાલગા ગાલ લગા ગાલ લગા ગાલ લગા ગા ગા ગા હવે અમ તમને તો કદાચ ખબર ની પડી હોય અત્યારનાં,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 હવે જોવ હું એ જ વસ્તુ અંગ્રેજી માં બોલું કે two, one, two, two, one, one, two, two, one, one, two, two, one, one, two તો તમને અમ અંદાજો આવી જાય કે અક્ષર ને બે લખ્યા છે એ માત્ર વાળા નો અક્ષર આવશે અને એક છે એમાં માત્ર વિના નો અક્ષર આવશે અચ્છા ઓકે એટલે એક છે એ માત્ર વિનાનો હવે માત્ર વિના નો અક્ષર કોને કેવાય અને માત્ર વાળો અક્ષર કોને કેવાય એ પણ એક વાર સમજાવી દિયો. હા, તો માત્ર હું ટૂંક માં વિસૃત માં તો અત્યારે નથી વાત કરતો. કેમ કે બઉ લાંબુ છે પ્રજા આ કોઈ ગ્રંથ બનેલો છે અન પર એટલે સમજી લો. અચ્છા તો જેટલું સમજાય એટલું જેટલું સમજાય એટલું, એટલે નાની માત્ર કેવાય જેમ કે રીસ્વાઈ આવે દીર્ગાઈ આવે. રસ્વાઈ ની માત્ર નાની માત્ર કેવાય આપડે જે આપડે ડાભી બાજુ લખાય અને ક, ખ, ગ, ઘ, ચ, છ, એ બધું જે છે એ કે જેમાં કોઈ માત્ર જ નથી

Okay એટલે આ ઈ ઈ ઊ ઓ ઊ જે પાછળ લાગે છે જેને આપડે સ્વર કહીએ છીએ વ્યંજન ની પાછળ એની પાછળ જે સ્વર લાગે છે એ જ ને અ આ ઈ ઇ ઊઊંઊમ અહ, Okay તો જે સ્વર લાગે છે એન આપડે મોટી માત્રા કહેશું. હા, ના સ્વર તો બધાય માં લાગશે પણ સ્વર માં જે અ છે નાની ઈ છે કે નાની ઊ છે એ ત્રણ વસ્તુ આપડે એક ની જગ્યા એ નાખશું. Okay એટલે જે નાનકડી ઈ ઈ છે કે ન્નાકડી ઊ છે એને આપડે એક માત્ર માં નાખશું બરાબર અચ્છા, એટલે અવ નિયમ છે એના સિવાય હજી નિયમ છે કે તમે પ્રાસ ની નીચે તમે એવું જ પ્રાસ લખી શકો કે જે એને યોગ્ય છે જેમ કે તમે, પ્રાસ ની જ વાત કરો કે પ્રાસની નીચે તમે ખાસ જ લખી શકો છો કેમ કે શ, ષ આવે છે એમાં પ્રાસ ની નીચે તમે કાન નાં લખી શકો ભલે ને અ અ આવતું છલ્લે આવતું હોય. અચ્છા હા, ષ સ એટલે બે શબ્દ ભેગા હોવા જોઈએ ષ સ બરાબર. એજ રીતે તમે જોવા જાવ કે કેહવું છે અને રહેવું છે. એવી રીતે એમાં હું હું ભેગું આવે છે. હા રેહવું હું બરાબર છે.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

દુનિયા માં યા નો આ છે ને તમાશા માં શા નો આ છે તો તમે લખી શકો પણ ખાલી આ હોય તો નાં કરી શકો એમ. સમજી ગયો એટલે તમે એક માત્ર છે એને તમે કઈ છંછેડા નાં કરી શકો પણ બે માત્ર છે કે એને તમે થોડુક છંછેડા કરી ને બદલાવી શકો ખરા જેને મુક્ત પ્રાસ કહો છો એવી રીત નાં,

હા બસ, હા બસ એવી જ રીતે,

એટલે આ વિષય તો બઉ મોટો છે અને બઉ લાંબો છે અને અન માટે તો અભ્યાસ એ ચાલુ જ છે અત્યાર નાં, આપડે તમે જોવા જાઓ તો દિલ્હીમાં અલીગઢમાં university જે છે ત્યાં આપણે ગધ્ય સાહિત્ય નું સીખાવાડે છે અને આપડે અહી સૌરાષ્ટ્ર university માં પણ કામ ચાલુ છે અત્યાર નાં હમ હું તો એ પણ કઉં ચુ કે આ જે ભાષા છે ગઝલ અને શાયરી આપડે એક ભાષા જ કહીશું ચાલો હું તો એમ કઉં છું ગઝલ અને શાયરી ની ભાષા ને તમે, કોઈ પણ ક્ષેત્ર માં તમે એમને નાખો ને તો મને તો એવું લાગે છે કે બઉ ઉપયોગી બને પેલું એવું કેવાય ને આપડે કે નાં નાનપણ માં આપડે ભણવા માં આવતું કે થોડા માં જાજુ કહી દેવું. થોડા માં તમે જાજુ કહી દો તો ઘણું બધું એટલે ઘણાં બધા ફાયદા પણ છે કે સામે વાળો વ્યક્તિ સમજી પણ જશે અને કદાચ તમારે ત્રીજી વ્યક્તિ ને નહિ સમાંજ્વવું હોય તો એ નહિ પણ સમજે. બીજું કઈ વધારે કોઈ તમે વધારે કઈ સક્સો શાયરી ગઝલ વિશે તમને જે લાગતું હોય કે હવે આવા એટલે હું એવું કહું છું ભાઈ કદાચ સુધારા વધારા કરવા ની જરૂર છે.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

હા હા કેમ નહિ. હું તમને એકાદ બે ચોપડી પણ suggest કરીશ કે જેમાં તમને આ બધી વસ્તુ વિગતવાર મળશે. બરાબર છે હા હા કેમ નહિ કેમ નહિ. તો હજુ કઈ ગઝલ કે શાયરી વિષે વિસ્તૃત કઈ કઈક માહિતી આપવા માંગતા હોય કે હવે આપડે ઓલો પેલું શું કેવાય અત્યારે વાત કરી કે ઓછા માં જાજુ કહી દેવું. શું શું તકેદારી રાખવી જોઈએ શું શું નાં રાખવી જોઈએ એવી કઈક તમારા. બસ એટલું જ કે વાંચો ને લખો લખો ઓછુ અને વાંચો વધારે બસ આ જ મારો એક નિયમ છે. તો એં કેવા કેવા પુસ્તકો અને અત્યાર નાં જે શાયરો છે, આહ અત્યારે public વધારે પસંદ કરતી હોય છે આહ નવા નવા શાયરો જે છે કે શાયરી સાંભળે છે કે નવા નવા munch ખુલે છે શાયરી નાં તો એને પણ માણસો. તો હવે હું એવું કેવા માંગું છે કે આપડે એવા એવા programs જોયા છે તો dance ના programs થતા હોય છે classical dance ના programs નાટકો નાં programs થતા હોય છે. તો આ ગઝલ શાયરી નાં જે program થતા હોય. તો આ ગઝલ શાયરી નાં program માં કોઈ એવા નિયમો હોય કે નાં અને તો આવી રીત નાં જ કરવું પડે જેમ કે હું તમને એક ઉદાહરણ આપું classical dance program થાય છે અથવા તો કોઈ નાટક નો program થાય છે.

જાણે કે dance નના વવા નિયમો classical dance ની તમે વાત કરો તો અમુક એ મુદ્ર છે એ મુદ્રા આવે જગ્યા એ આવવી જોઈએ એ થપ્પો એ જગ્યા એ જ આવવો જોઈએ ઠીક છે. તો એવા rhythm ના કે તાલ નાં કે લય નાં કે classical dance નાં લઈએ કે સંગીત નાં લઈએ તો એવી રીત નાં અન કોઈ એવા નિયમો છે કે શાયરી ગઝલ નો program કરવા જઈએ તો એનો કોઈ એવો નિયમ હોય. હા એવું છે થોડીક અદબ અને થોડીક રિવાયત બનાવેલી છે કે એક નિઝામ હતો એક સદારત ફરમાવતા હોય એક સોહરા હોય જે સૌથી દીગજ હોય તો એ સદારત ફરમાવતા હોય એક નિઝામ હોય જે anchoring અત્યારના host

હવે જે તમે ઉર્દુ શબ્દ બોલ્યા તેને ગુજરાતી પણ સમજાવજો શું બોલ્યા એ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

અને નિઝામત એટલે જે એક નિઝામ હોય કે જે આપડે ઘરમાં જરાક કેમ જણાવી ને રાખતા હોય.

બરોબર.

અચ્છા okay okay અને એને પણ આપડે સરળ ભાષા માં અને અંગ્રેજી ભાષા માં કહીએ તો anchor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

સભાપતિ હોય એ કોઈ દિવસ અદા અવળું નાં આવવા દે જેમ કે deadline આપડે અવ નિયમ આવતા હોય કે આવું ન કરો. સભાપતિ ટૂંક મા managemnet વાળો એ બધું manage કરતો હોય એવું કહી સકાય. નાં management નહ્હી કોઈ એની ઇજાજત વિના કે એની આજ્ઞા વિના કોઈ બીજો કાઈ શેર કે શાયરી બોલી ણા સકે. Okay, okay હ, હ, હ, એ હા પડે તો બોલવાની એ ના પાડે તો નહિ બોલવાની એવું હોય. કે આ કવિતા બોલીશ હું આજે બરાબર છે પછી હા પડશે તો બોલવાની નઈ તો નઈ બોલવાની. અચ્છા okay આવા બધા નિયમો શાયરી અને ગઝલો માં હોય છે. જયારે તમે કાર્યક્રમ કરતા હોય ત્યારે.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

આપડે નિરાંતે હવે વાત કરીયે થોડી મારે એક કામ છે. તો હું નીકળું અત્યારે અને આ ચર્ચા આપડે continue શાંતિથી રાખીયે પછી. હા ના, વાંધો નહીં.

હવ okay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

સૂખ આત્રે યોજના શરૂ કરવાનો હેતુ શું રહેલો છે તો રાજ્યમાં અનાર્થ અને નિરાધાર બાળકોને જીવંત અને શિક્ષણની વધુ સારી તકો પૂરી પાડવાનો છે મેં તમને શરૂઆતમાં પણ કહ્યું કે હિમાચલ પ્રદેશ રાજ્યની અંદર કોરોના મહામારી દરમિયાન જે બાળકોએ પોતાના માતા પિતા ગુમાવ્યા છે એવા અનેક અનાર્થ અને નિરાધાર બાળકોને જીવન અને શિક્ષણ વધુ સારી તકો પૂરી પાડવાનો છે જ્યાં સુધી બાળક સત્યવિસ વર્ષ ન થાય ત્યાં સુધી અને આગળ જતા જુઓ આ બાળક યુવાન બને છે કોઈ startup શરૂ કરવા માંગે છે તો સરકાર તેને સહાય પણ પૂરી પાડશે તો આ યોજના વંજિત આને જરૂરિયાતમંદ બાળકોની સંભાળ રાખવાના લાંબા સમયથી ઉપેક્ષિત મુદ્દાને સંબોધિત કરે છે જેને હવે હિમાચલ પ્રદેશ સુખ આશરે care protection and self reliance of children બિલ બે હજાર ત્રેવિસ દ્વારા બજેટ પત્ર દરમિયાન કાયદેસર કરવામાં આવ્યું છે મિત્ર હિમાચલ પ્રદેશની અંદર આવા અનાર્થ બાળકોને નિરાધાર બાળકો માટે એ બિલ પત્ર પસાર કરવામાં આવ્યું છે સુખ આશરે care protection and self reliance of children બીલકેટર ત્રેવિસઅને બજેટ પત્ર સત્ર દરમિયાન હવે આ બિલને કાયદેસર કરવામાં આવ્યું છે અને જે દરમિયાન રાજ્યના છ હજાર જેટલા નિરાધાર બાળકોને રાજ્યના બાળકો તરીકે દત્તક લેવામાં આવ્યા છે તેમ જ સત્યવિસ વર્ષની ઉંમરે સુધી ઉચ્ચ શિક્ષણ વ્યવસાયિક તાલીમ કૌશલ્ય વિકાસ આને coaching સુવિધાઓ સાથે આશરે ખોરાક કપડાં વગેરે પ્રદાન કરવામાં આવશે મિત્રો હવે જ્યાં સુધી આ બાળક સત્યાવિસ વર્ષનો થાય ત્યાં સુધી તેને ઊંચ શિક્ષણ વ્યવસાયિક તાલીમ કૌશલ્ય વિકાસ

કોઈ startup સ્થાપવા માંગે છે તો આર્થિક સહાય પણ પૂરી પાડશે અને એ ઉપરાંત બાળક જ્યારે ભણી રહ્યું છે ત્યારે તેને અમુક રકમ સ્ટાઈફંડ તરીકે આપવામાં આવશે અને આ બિલમાં જમીનની ફાળવણી અને જમીન વિહોના અનાર્થ બાળકોને આવા સમુદાયની પણ જોગવાઈ કરવામાં આવી છે એટલે કે જમીન વિહોણા જે અને અનાર્થ બાળકો છે તેમને આવા આવાસ માટે પણ જમીન ફાળવવામાં આવશે અને આ યોજના શરૂ કરવી છે હિમાચલ પ્રદેશ છે તો હિમાચલ પ્રદેશ ને કેટલી ખાસ બાબતો જોઈ લઈએ એક તો હિમાચલ પ્રદેશ તેના પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતું છે અહીં તમે જોઈ શકો છો કે હિમાલયની જે પર્વત શ્રેણી છે એ આ હિમાચલ પ્રદેશમાં મહત્તમ વિસ્તારને cover કરી લે છે ઓગ્નિસો ઇકોતેર ના હિમાચલ પ્રદેશના કાયદા હેઠળ હિમાચલ પ્રદેશને રાજ્યમાં દરજ્જો અપાયો અને તે ભારતનો અથાર મો રાજ્ય બન્યું અને આ રાજ્યના નામ નો અર્થ શું થાય છે એમાં લઈને ના ખોળામાં વસેલું રાજ્ય હિમાચલ પ્રદેશ શાબ્દિક અર્થ થાય છે હિમાલયના ખોળામાં વસેલ રાજ્ય અને આ રાજ્યનું નામકરણ આ રાજ્યના સંસ્કૃત પંડિત આચાર્ય દીવાકર દત્ત શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું મિત્રો આ રાજ્યનું નામ કરણ હિમાચલ પ્રદેશના સંસ્કૃત પંડિત આચાર્ય દીવાકર દત્ત શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું અને આ રાજ્યનો લગભગ આખો પ્રદેશ એ હિમાલય અને શિવાલિક પર્વતમાળાથી છવાયેલો છે અને હિમાચલ પ્રદેશ ને તેમાં ઉત્તરે જંબુ અને કાશ્મીર સાથે પશ્ચિમ અને વાયવ્ય પંજાબ અને અગ્નિ દેસાઈ હરિયાણા સાથે અને એ સિવાય ઉત્તરાખંડ અને પુર ત્રિવેટ સાથે આ હિમાચલ પ્રદેશ સરહદ ધરાવે છે અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જેમને આ યોજનાની શરૂઆત કરી છે તો સુખવિન્દર શિવ સુખો હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી છે હિમાચલ પ્રદેશના નવા રાજ્યપાલ પણ બન્યા છે